પિચ બનાવામાં આવેલી છે મેદાનમાં એક લાઇટ છે અને તેના આજુબાજુ ઘણા બધા વૃક્ષો છે.

આ ઘર છે ઘરના ઉપર એ કઈ સાલમાં ઘર બનેલું છે તેની સાલ લખેલી છે અને ઘરની બહાર ત્રણ કાર પાર્ક કરેલી છે.

આ મંદિર છે અને તેમાં હનુમાનજી કૃષ્ણ ભગવાન અને બીજી વિવિધ પ્રકારના ભગવાનનો છે.

આ બીચ છે બીચ પર સનસેટ દેખાતો છે.

ત્યાં વરસાદના કારણે ધોધ દેખાતો છે.

ને ટેબલ પર નાની નાની વસ્તુઓ મૂકવામાં આવેલી છે કેબીન નો દરવાજો ખુલ્લો છે.

આ ગેરેજ છે ગેરેજ માં એક ટેમ્પો મુકેલો છે.

તેની સામે પાણીની ટાંકી દેખાય છે અને દૂરદૂર વૃક્ષો પણ દેખાતા છે.